Hospital માં દાખલ કરવો પડયો હતો અને ચાર દિવસ એટલે કે તારીખ અઢાર જુલાઈ બેહજાર બાવીસ સુધી મારી સારવાર ચાલી હતી જેનું બીલ રૂપિયા છવીસ હજાર બસો પચાસ થયું હતું આ બીલ મેં mediclaim માટે નું company એમ કહીને નકારી દીધું હતું કે તમારે hospital દાખલ થવાની જરૂર નથી છતાં દાખલ થયા એટલે મળવા પાત્ર નથી બીજી તરફ hospital ના doctor નું પણ certificate કે દર્દી ને high grade fever હોવાથી hospital માં રાખવા જરૂરી હતી તેમ છતાં claim નામંજુર કરવામાં આવ્યો હતો નોયડા થી છેતરપીન્ડી કરતા હતા પ્રવાસ ના booking નામે છેતરપીન્ડી કરતા બે જડપાય CID crime prime sai cyber cell ના અધિકારીઓ એ tour and travel ના નામે અને લોકો સાથે લાખો રૂપિયા ની છેતરપીન્ડી કરનાર બે વ્યક્તિઓને નોયડા થી ચડતી મફત ની સફળતા મેળવી છે જેમાં તે weektree holiday અને સાગર trip ના નામે ભારત ના અલગ અલગ સ્થળોનું booking કરવાનાં નામે advance માં નાણા લઈને છેતરપીન્ડી આચરતા હતા તેમની પૂછ પરછ માં અનેક ખુલાસા થવાની શક્યત policy એ વ્યક્ત police વ્યક્ત કરી છે સસ્તાં માં tour package આપવામાં કહીને આપવાનું કહીને advance booking ના નામે લાખો રૂપિયા પડાવ્યા ગાંધીનગર CID crime ના Crime cell દ્વારા વર્ષ બેહજાર વિસ માં weektree holiday અને સાગર trip ના સંચાલકો વિરુધ ફરિયાદ નોધવામાં નોધ નોધવામાં આવી હતી જેમાં તેમને મનાલી અને શિમલા સહીત ના સ્થળો પર પૂરું package offer કરીને નાણા લીધા બાદ booking નહી આપીનેઅનેક લોકો છેતર પીન્ડી કરી હતી જેમાં police એ તપાસ શરુ કરી

location મળી આવ્યુંહતું તેમજ email નું IP address બેંક ની વિગતો પણ મળી હતી જેના આધારે CID crime એ એક team દ્વારા નોયડા માં દરોડા પાડીને ઓમ પ્રકાશ રામ બૃક્ષ રેણક sector બાવીસ નોયડા અને રમેશ ભોલા શાહ રેણક ત્રેપન નોયડા ને જડપી લેવામાં આવ્યા હતા police ને સ્થળ પરથી અનેક પુરાવા પણ મળ્યા છે જેના આધારે તપાસ શરુ કરવામાં આવી છે વિધર યુવકે દુષ કર્મ કર્યા ની મહિલા ની ફરિયાદ વેજલપુર police station માં બે સંતાન ની માતા જુવાપુરા ના સંકલિત નગરમાં રેહતા વી ધર્મી યુવક મુસ્તકીમમોહ ખાન પઠાણ વિરુધ સોમવાર એ દુષ્કર્મ ની ફરિયાદ નોધાવી છે બનાવ ની વિગત મુજબ જુગાર રમવાની ટેવ ની કારણે મહિલા નો પરિચય મુસ્તકીમ સાથે બને લગન કરવાનો નિર્ણય લીધો હતો મહિલા સાથે અવારનવાર આરોપી દુષ્કર્મ આચર્યું હતું મહિલા એ લગન ની વાત કરતા આરોપી એ પેલા પત્ની થી છુટા છેડા લેવા જણાવ્યું હતું મહિલા એ પહેલા પતિ થી છુટા છેડા લીધા બાદ આરોપી ને લગન કરવા જણાવ્યું હતું જોકે લગન ની વાત આવતા આરોપી એ ફોને બંદ કરી મહિલા સાથે નો સંપર્ક તોડી નાખ્યો હતો બાદ માં મહિલા રુબરુ મળતા આરોપીએ લાફા મારી લગન કરવાની ચૌખી ના પાડી દીધી હતી બનાવ ના પગલે મહિલા એ વેજલપુર police station માં આરોપી વિરુધ ફરિયાદ નોધાવી છ university માં પ્રવેશ પરીક્ષા કે પરિણામ નહિ property ગુજરાત university ની જગ્યા property નો મુદો ગુજરાત university જગ્યા company ઓ ને પર આપતા મુદે હોબાળો. ગુજરાત university માં હવે પ્રવેશ પરિક્ષા કે પરિણામ મુદે ચર્ચા -વિચારણા કે ચિંતા થતી નથી પરંતુ property માં મુદે ચિંતા, ચર્ચા અને વિચારણા થઇ રહી છે ગુજરાત university માં કરોડો ના ખર્ચે બનેલા એપીજે. અબ્દુલ કલામ sect center Office કેટલી ખાનગી company ઓને ભાડે આપી દેવા indicate member ઓએ કુલપતિ નો વિરોધ કર્યો છે આજે syndicate matup પણ બોલાવાઈ હતી અને પરતું વિવાદ અને વિરોધ વચ્ચે sindicate Meeting પણ મળી નહોતી નવા બનેલા અબ્દુલ કલામ center ની office ઓ ભાડે આપવા વિરોધ કુલ પતિ syndicate સભ્યો સામ સામે ગુજરાત university વર્ષો પહેલા અગાઉ ના કુલ પતિ કાર્ય કાલ માં એપીજે અબ્દુલ કલામ center નો પાયો નખાયો હતો અને આ center એકસો ચાલીસ કરોડ ના ખર્ચે બન્યા બાદ હવે તેના પર કબજે કબજેને લઈને તેના પર વિવાદ શરુ થયા હતા

શરુ થયું જ નથી કોરોના માં બે વર્ષ બંદ રહ્યા બાદ પણ તમામ floar પર શું શું કામ ગીરી ચાલે છે અને ખરેખર કોના દ્વારા આ center શું કામ ગીરી ચાલેછે તેને લઈને કોઈ સ્પષ્ટતાજ નથી આ એપીજ અબ્દુલ કલામ center or extension research and enovation building university નું unique building કારણ કે તે architecture ની દર્ષ્ટિએ પણ design માં સારી ત્યાર સારી ત્યાર કરાઈ છે પરંતુ આ building ખરેખર જે હેતુ માટે હેતુ તેના બદલે બીજા જ હેતુ સાધવા મા આવી રહ્યા હોવાની ચર્ચા ઉભી થઇ છે ભાજપ ના syndicate member ઓ ની ફરિયાદ છે કે કુલ પતિ દ્વારા આ center માં વિવિધ office ઓ નવ થી પચ્ચીસ વર્ષ ના લીસ પર કેટલી ખાનગી company ઓ આપી દેવાઈ છે ખાનગી ઓ ને આપી દેવાઈ છે જે માટે syndicate મા કોઈ

આ મુદે syndicate બેઠક પણ બોલાવતી નથી મહત્વ નું છે કે તંત્ર દ્વારા university નું પણ વધારવા માં આવી રહ્યું છે પરંતુ બીજી બાજુ હવે આ center ને લઈને વિવાદ ઉભો થયો છે જ્યારે syndicate member ઓ ખરેખર વાંધો એ છે કે તેઓ ને જાણ બહાર પ્રક્રિયા થઇ છે એ થઇ કે પછી university જગ્યા company ઓ ને અપાઈ રહી છે તે વાંધો છે અ youtube channel ના તંત્રી ઓ સામે ત્રીજી ફરિયાદ ખલતેજ ખાતે આવેલી ઉદગમ સ્કૂલ ના director and chartered accounter મનનભાઈ ગૌતમભાઈ ચૌકસી ઉંમર ચુંવાલીસ વર્ષ એ crime branch માં ફોને કોલ youtube channel ના તંત્રી આશિષભાઈ અણજરીયા વિરોધ ફરિયાદ કરી છે જે મુજબ ફરિયાદી પાસે થી આરોપી એ પૈસા ની માંગણી તેમજ admission કરાવી આપવા જણાવ્યું હતું Admission કરવાની ના પાડતા અ collecter એ rupies લીધા અને એ collecter દરમિયાન એ લોકો ને ખુબજ ચર્ચા વિચારણા શરુ થઇ સ્કૂલમાં crime branch વાળા એ ખુબજ બધાએ છેતરપીન્ડી કરી તેમ છતાં એ ફરિયાદ નોધી શક્યા નહિ તે છતાં admission કરવાની ના પાડતાં આરોપી એ તમે મને છ લાખ નું નુકસાન કરાવ્યું

ભાઈ વિરુધ મંગળવારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે એ તપાસ માં ખુબજ police એ કામગીરી શરુ રાખી છે એ કામગીરી પતશે નહિ ત્યાં સુધી એ કેસ શરુ રેહેશે મનનભાઈ ને અને આરોપી ને બને ને એ કેસ હેઠળ વારે ઘડીએઅઠવાડિયા માં વે વખત police case માં police station માં હાજરી દેવા આવું પડશે go first effect Endo endogona share બાવન બેલાત નમસ્તે બે લાકડી વાળા નો પ્રયોગ પહેલાચિમ્પાજીન ઉપર આંદ્રિક અને એક ચિમ્પાજીન સમક્ષ થોડી વધુ અઘરી સમસ્યા રજુ કરવા આયો છું જેમને કેળા ની લૂમ પહેલા પ્રયોગ કરતા થોડી વધુ દૂર મૂકી જે પ્રથમ લાકડી થી ચિમ્પાજીન હાથ માં આવી શકે તેમ નહતું પરંતુ આ વખતે પાંજરામાં એક નાની લાકડી મૂકી હતી

સૌ પ્રથમ ચિમ્પાજીન પહેલા અનુભવી ફિર પાંજરામાં પડેલી લાકડી થી કેળા ની લૂમ લેવાનો પ્રયાસ કર્યો જેમાં સફળતા ન મળતા તેને પાંજરાની બહાર મુકેલી લાકડી ને પાંજરાની અંદર પડેલ લાકડી થી ખેંચી ને પાંજરામાં લીધેલા એક મોટી લાકડી લય લૂમ લાવેલો મંજુર કરી વડે રમત

બંને લાકડી ઓ જોડા જોડાવાથી એક મોટી લાકડી વડે કેળાની લૂમ પાંજરા પાસે ખેંચી લીધી આમ પહેલા આ કલ્પ થોડી વધુ અઘરી સમસ્યા પણ અહીં પોતાની

ને આંતરિક લૂમ દ્વારા શિક્ષણ પ્રાપ્ત કરિયું શકવાની ચિમ્પાજીન ક્ષમતા ચકાસી હતી આ પ્રયોગ ના માં તેને. છત વાળા ઓરડા ત્રણ ચોખા મોટા ઓછી છાયા વાળા ઓરડા માં કરેલ વાંચિયેલ કેળા લટકાવ વા ચિમ્પાજીન કેળા જોયા એટલે કૂદકો મારી ને કોઈ પણ રીતે કેળા ઓરડાની વચ્ચે લાવવા લાવવા લાવી તેની ઉપર ચડી કેળા લેવાનો પ્રયાસ કરે કરે જેમાં તેને નિષ્ફળતા મળી આપે તે નિરાશા થાય જાય ચબકારો થયો તરત જ તે બધા ખોખા ઓરડાની વચ્ચે ખસેડી લાવી અને જે પહેલા ઈ ની વચ્ચે કરેલા ખોખા પર અન્ય ખોખા ની મિહિર તેમજ તરત જ ખોખા ની ઉપર બીજું ખોખુંઅને બીજા ઉપર ત્રીજું ખોખું ચડાવી ને ખોખા પર ચડી લૂમ કેળા ખેંચી ઉચાયેલી કેળા ની લૂમ પ્રાપ્ત કરી અહીં કોયલાએ ચિમ્પલજીન વિષે બહુ સપષ્ટ પહેલા મળેલી શિક્ષને કારણે લીધે અન્યૂ સમસ્યા માં ઉપલબધ કરી સમસ્યાનો હલ કેવી રીતે લાવીશકાય તે સમજાવી શકાય છે કોયલાએ જણાવ્યુ કે સમસ્ત તેનો ઉપયોગ કરતુ જણાય છે આવલન નામ ના વૈજ્ઞાનિક મતે પણ કોઈ અનુભવ વગર આંતરસુંથ નો વિકાસ થતો નથી આ પ્રક આ પ્રકાર ની આંતરસુંથ શિક્ષણ મેળવાથી પ્રાણ તેના સમગ્ર સમસ્યા નો ભાગ મેળવી તેના છુટા છવાયા વેર વિખેર પાવન જોડો છે તેને તેના સંબોધન સમજવા પ્રયત્ન કરે છે તેને પહેલાનું આંતરશુંભ વાહિની અનુભવ તરીકે ઓળખવામાં આવે છે આમ સમસ્યા ઉકેલ શિક્ષણ નું યુદ્ધ પરિસ્થિતિ તો સન્દ્રભ થતા સમસ્યા ઉકેલી નીચે યોગ્ય ભદ્રો જાણતો નથી પરંતુ અચાનક મગજ માં ધબકારો થવાથી ઉકેલ પ્રાપ્ત થય જાય છે.

માટે ઉપર દર્શાવેલ કોઈ એક શિક્ષણ ની તણભ આપણે આવી પડે છે જોકે મૉટે ભાગે એક શિક્ષણ કરતા વધુ શિક્ષન તરાહ નો નવો અનુભવ કરે છે. આનો માનો વૈજ્ઞાનિક કહેવાય વર્તન નું વિજ્ઞાન છે વર્તન ના અભ્યાસ દરમિયાન જાણવા મળ્યું છે કે પૃથ્વી પર ના તમામ સજીવ તેમની આસપાસ ના પ્રિયવર્ણ ને કામ કરવા વા પાલવ માટે શિક્ષણ અનિવાર્ય છે દરેક સભ્ય ને પોતાની જીવન રક્ષણ અને નિભાવવા માટે કોઈ ને કોઈ પ્રકાર નું શિક્ષણ લેવું જ પડે છે શિક્ષણ કારણે આવતા પરિવર્તન અને પરિસ્થિ થતા બધા બદલાતી જીવન રક્ષણ અને પ્રેણના ને કારણે પ્રાણી માં કે માનવ માં જીવન શકય બને છે ત્યારે સભ્ય પોતા ના જીવન ચક્ર દરમિયાન માટે ભીગ બે પ્રકાર નું વર્તન કરતાં જોવા મળે છે સહજીવી શિક્ષણ બીજું શિક્ષણ વર્તન સહજીબી શિક્ષણ જાત નો અપચરીત શિક્ષણ મેળવા વનો જરૂર રહેતી નથી ડેરેક સજીવ જન્મતા જ પોતાના જન્મ આ કેટલીક શક્તિ લઈ જન્મે છે. તેનાથી અમુક મર્યાદિત પ્રતિ ક્રિયા ઓ તે આપતા શીખી જાય છે આ પ્રકાર નું વર્તન તે જન્મતા જ સાહસિક વર્તન છે દાખલા તરીકે કીડી ને પોતા ના માટે ખોરાક ને કારણખેંચી જવું ગાય ના વાછરડા નો જન્મ થતા જ થોડીવાર માતા આંચળે વળગીને પોતાની ભૂખ સંતોષ વી માનવ નું બાળક જન્મતા પછી તરતજ રડવું સામાન્ય રીતે દરેક સજીવ પોતાની મૂળભૂત પ્રેરના ના સંતોષવી અને જીવન રક્ષા ની જ તું શીખી લે જેને આપણે સાહસિક વર્તન કરીયે છીએ શિક્ષણ Alternate ની એટલે એવું વર્તન કે જે અન્ય લોકો ને વર્તન કરતા જ જોય શિખી શકાય છે આવા વર્તન અન્ય દ્વારા શીખવાનું આવતું હોય છે આવા પ્રકાર ના શિક્ષણમાં વ્યક્તિકે પ્રાણી જે વર્તન કરતા આવડતું હોતું નથી પરંતુ વ્યકતિ કે પ્રાણી જે વર્તન કરવા માટે શીખવા માટે પરિવારતો કયું વર્તમાન બદલવા માટે યાહૂ વ્યકતિ કે પ્રાણી પોતાની માટે જે શિક્ષા નો મેળવતું હોય છે આ પરિવર્તન સામાન્ય રીતે આપણે શિક્ષણ તરીકે શિવકારીયે

આપ્નાવે એ જ છે માનવ એ પ્રાણી તે પોતાના જીવ માટે પરિવર્ત લાવતાજ હોય છે આથી શિક્ષણ જન્મ થી મૃતયુ સુધી આવી પ્રક્રિયા છે વ્યક્તિ બાયલો બાળક કલ માં મોટે ભાગે એનું કારણ તેમજ પ્રયત્ન અને ભોગ દ્વારા સૂચવે છે આ બધી કલ માં અભીસાતા ની આંગળી પકડી ખીચામાં નાખે છે જયારે યુવા કાળ સામે આવી પર અટ પટી અને જટિલ સમસ્યા ઓ ના ઉકેલ માટે બરાયે યાદ કરતા કરુણા જળ સમસ્યા મેળવી શિક્ષણ દ્વારા પ્રાપ્તિ થતી આંતરિક કામો લગાડે છે આમ વયકતી આપણા વિચાર પાછા વર્તમાન થતી આવી રહેલા જે વ્યક્તિ મનો વલણ સિસ્ટ પ્રચાર વગેરે નું શિક્ષણ મેળવી ને પોતાના વ્યક્તિત્વ નું વિકાસ થાય છે આમ વ્યકિતની

અમેરિકન માનો વૈજ્ઞાનિક સુધી મોરધાન શિક્ષણ વ્યાખ્યા આપતા જાણાવીયુ કે શિક્ષણ એ અનુભવ ને પ્રયત્ન કે મહાવરા થી વર્તમાન થતો સાપેક્ષ કાયમી આ આવ શિક્ષણ માટે મુખ્ય ત્રણ બાબતો અહીં જણાય છે પહેલું અનુભવ માં મહાવરા કે આ પ્રયાતાનો નું પરિણામ બીજું વર્તમાન સાથે થતું પરિવર્તન સ્થાપેક્સ શિક્ષણ ની કોઈ વ્યાખ્યા નથી સમજૂતી મેળવવા ઉપર ની બાબતો વિગત વાર સમજીયે અનુભવ મહાવીર નું પરિણામ અગાઉ આપણે જોયું કે મહની માં ફેર ફાર થાઈ છે જેવો અનુભવ કાલીન માધ્ય માં થાય છે. કારણે ન થાય તે તો તે સંદીપ ના શિક્ષણ ના કહી શકાય જ્ઞાંગ ના પરિવર્તન કારણે જોવા મળતું હોય તો માનો વૈજ્ઞાનિક વધુ શિક્ષણ કરી શકાતું નથી ચાર મહિના

શિક્ષણ ત્યાંથી આપણા ઘણા લાંબા સમય સુધી ટકી લેય સાથે રહેનારું હોય છે આ સંદૃર્ભ માં આપણે અગાઉ સમજ મેળવી શકે છે હાય આ બીજા જ zero point એક અને zero point એકસો પચીસ સૌથી પહેલા point પછીના અંકોને સંખ્યા સરખી કરો સૌથી વધારે તો ક્યાં અહીંયા એક બે ને ત્રણ અંકો છે અહીંયા point પછી એક અંક છે અહીંયા point પછી બે અંક છે તો બધી સંખ્યામાં શું કરવાનું point પચીસ વાળા અંક હોવાથી જોઈએ તો જ્યાં જ્યાં ઘટે છે તો અંક સરખા કરવામાં ના મીંડા તો point પછી ત્રણ કરવાથી અહીંયા zero point પચીસ ની અંદર પછી બે અંક છે મીંડું મૂકીને તમારા થઈ જશે અહીંયા zero point એકમાં એક જ અંક છે બે મીંડા મૂકી દો ત્રણ અંક થઈ જશે અને zero point એકસો પચીસ માં okay જ એકસો પચીસ ત્રણ અંક છે તો ત્યાં કાંઈ કરવાનું નહીં. હવે શું કરવાનું point હટાવો તો અહીંયા કેટલા થઈ જશે બસસો પચાસ point પછી કેટલા અંકો છે ત્રણ તો નીચે કેટલા આવશે એક હજાર અહીંયા point હટાવો તો થશે સો પોઇન્ટ પછી ત્રણ અંકો એટલે બધામાં કેટલા આવશે છેદમાં હજાર જ આવશે તો અહીંયા કેટલા થશે એકસો ભાગીય એક હજાર અને હજાર ને ક્યાંય લખવાની જરૂર નથી બરાબર જે કાંઈ જવાબ આવે એના છેદમાં કેટલા લખી દઈશું હજાર પછી એનો simplification કરીશું એટલે આપણને જવાબ મળશે તો આપણે જોવાના છે જોવાનું છે લસાઅ શું કરવાનો છે કોનો કોનો લસા મેળવીશું બસસો પચાસ સો અને એકસો પચીસ હવે કોઈ stop હું લખતો નથી તો લસાઅ મોટા મોટી સંખ્યા આવી જાય તો બસસો પચાસ સો અને એકસો પચીસ માં મોટું કોણ? તો કે બસસો પચાસ બસસો પચાસ ને સો વડે ભાગી શકાય તો તમે તરત કહેશો સાહેબ આ મીંડું હું લે તો પછી પચ્ચીસ ભાગ્યા બે કર્યા તો બે point પાચ આવે ન ભાગી શકાય બંને વડે ભાગી શકાય સો અને એકસો પચીસ તો જ બસસો પચાસ વર્ષ આવે લસાઅ આવે પણ સો વડે પણ ના ભાગી શકાય એટલે એકસો પચીસ માટે check પણ કરવાનું નહીં તો બસસો પચાસ લસાઅ આવશે નહીં તો બસસો પચાસ નો ઘડીયો બોલવાનો આપણને આવડે બહુ મોટો કર્યો છે એમ નહીં પણ સાહેબ કેમ આવડશે આવડશે બસસો પચાસ એકા બસસો પચાસ નો આવે બસસો પચાસ દુ કેટલા થશે પાનસો five double zero zero બસસો પચાસ ગુણ્યા બે કેટલા મળશે તમને પાનસો five double zero zero હવે test કરો કે આ પાનસો વડે ભાગી શકાય સો પંચા એકસો પચીસ વડે ભાગી શકાય એકસો પચીસ ચોકું કેટલા થઈ એકસો પચીસ થાય કેટલા થાય એકસો પચીસ દૂ કરશો તો અઢીસો થશે અને એકસો પચીસ ચોકુ કરશો તો પાનસો દસ પાનસો ને સો અને એકસ્સો પચ્ચીસ વડે ભાગી એટલે લસાઅ કેટલો મળ્યો પાનસો આ લસા મળી ગયો એના છેદમાં આપણે કેટલા મુકીશું મૂકી દેવાના છે એક હજાર તો અહીંથી બે મીંડા ગયા અહીંથી બે મીંડા ગયા પાંચમા છેદમાં દસ ઉમરાયા છે કેટલા આવશે zero point પાચ આ તમારો final answer આવી ગયો બરાબર repeat કરું છું જ્યારે લસા ડસંગ અપૂર્ણાંક પરનાલસા ભુસા હોય ત્યારે આ એક જ method follow કરજો બીજી કોઈ method માં પડતા નહીં નહીં તો કંઈક હલવાઈ જશો next example જોઈ zero point છ નવ point છ અને zero point છત્રીસ નવસો લેવાનો છે ભુસા પણ સૌથી પહેલા આપણે શું કરવાનું છે point પછીના અંકોની સંખ્યા ચડતી કરો અને point વધાવો તો zero point છત્રીસ માં જુઓ અહીંયા point પછી બે અંકો છે એક છે એક છે અહીંયા બંને જગ્યાએ બનાવવા પડે તો zero point કેટલા આવશે અહીંયા સાઇઠ અહીંયા કેટલા આવશે નવ point સાઇઠ અને કેટલા આવશે zero point છત્રીસ M nine હવે શું કરશો point હટાવશો ત્યાં આગળ સાઇઠ આવશે તો છેદમાં કેટલા આવશે સો અહીંયા નવસો સાઇઠ છેદમાં કેટલા આવશે સો અહીંયા છત્રીસ છેદમાં કેટલા આવશે સો ફરીવાર repeat કરી દઉં

નવસો સાઇટ અને છત્રીસ માં નાનો કોણ છત્રીસ જો સાઇટ અને નવસો સાઇટ બંને છત્રીસ વડે ભગાઈ જાય તો તમારે ભુસા ક્યુ આવશે કયું આવશે? છત્રીસ આવશે પણ તમે આ સાઈડને સાઇટ ને છત્રીસ વડે ભાગો તો સાઇટ ભાગ્યા છત્રીસ કરો હાલો ભાગ્યા પહેલા બેથી ઉડાડો ત્રીસ આવશે પછી અઢાર આવશે હવે બેથી ઉડાડો તો પંદર આવશે અહીંયા કેટલા આવશે નવ આવશે હજુ ત્રણથી ઉડાવ્યો ઉડાડો તો પાંચ આવશે નીચે કેટલા આવશે? પાંચ ભાગ્યા ત્રણ ન ઉડે બરાબર તો સાઇટ છે એ છત્રીસ વડે ભગાતા નથી એટલે છત્રીસ છત્રીસ જે છે એ ભુસાઓ આવે નહીં તો નવસો સાઇટ ને તો ભાગવાન આવી નહીં ને તો સાહેબ ભૂસા કોણ આવશે? તો કે છત્રીસ નો અવયવ આવશે? કોણ આવશે? છત્રીસ નો અવયવ તો સાહેબ છત્રીસ ના અવયવો કયા આવે ને બે આવે ચાર આવે છ આવે બધા છે ને છત્રીસ ના અવયવ છે પણ ભૂસા કેવી સંખ્યા છે મોટામાં મોટી સંખ્યા જેના વડે આપેલ દરેક સંખ્યાઓને ભાગી શકાય તો છત્રીસ એટલે જુઓ છત્રીસ બાર તેરી છત્રીસ લખાય ગુણ્યા ગણતરીમાં નથી કરતો ભાગાકારની રીતે પણ check કરી શકો કે સાઇટ નવસો સાઇટ અને છત્રીસ નો ગુસાઅ મેળવવો આપણે તમને ત્રણથી ચાર રીત શીખવાડી છે બરાબર તોય તમે પ્રયત્ન કરી જોજો

નવસો સાઇટ ભગાવી દે ત્રણ વડે સાઇટ પણ ભગાઈ જાય તો ત્રણ ગુસા ન આવે ભુસા ન આવે ભૂસા નો આવે ભગાયેલો છે પણ આપણે કીધું ભુસા એટલે ભુસા મોટામાં મોટી સંખ્યા છે જેને વડે દરેક સંખ્યા ભાગ આવી જાય તો એ બહારથી પણ બાર થી પણ બાર પંચા સાઇટ બાર અઠ્ઠા ચનનું અને આ મીંડો એટલે હેસિ આવે જવાબ નવસો સાઇટ ભાગ્યા કેટલા કરશો બરસો બાર વડે પણ બાર છે એ ત્રણ ત્રણ કરતા મોટી સંખ્યા છે એટલા માટે સાઇટ નવસો સાઇટ અને છત્રીસ નો ભૂસા મને કેટલો મળશે બાર બહાર મળશે ત્રણ વડે ભગાય અન તાણે નાની સંખ્યા છે ભુસા એટલે મોટામાં મોટી સંખ્યા આવે તો ભુસા કેટલો મળ્યો બાર છેદમાં કેટલા છે તો મૂકી દો તો શું આવશે આનો જવાબ zero point one two મળી ગયો દસ next example આ બધું બહુ easy આ એટલો બધો અઘરું હોતું જ નથી zero point zero બે zero point ચાર

zero point ચાર માં તો કેટલા મીંડા મૂકવાના બે અહીંયા એકે મીંડું ના મુકતા બરોબર જ છે હવે શું કરશો? મીંડા ઉડાડીએ તો અહીંયા વીશ એક બે અને ત્રણ એની જગ્યાએ કેટલા આવશે એક હજાર અહીંયા ચારસો છેદ માં કેટલા આવશે હજાર અહીંયા ખાલી આઠ છેદમાં કેટલા આવશે? એક હજાર આપણે શું મેળવવાનું છે ભૂસાઅ મેળવવાનો છે કોનો તો કે હવે વીસ ચારસો અને આઠ નો ભૂસા મેળવશો તો ભુસા નાનામાં નાની સંખ્યા હોય તો નાની સંખ્યા કઈ છે આમાં આઠ આઠ વડે બીજો ભાગી શકાય અથવા ચારસો બંને ભાગી શકાય તો ભૂસા કેટલો આવે આઠ આવે પર વીસ જ છે એને તમે આઠ વડે ભાગી શકો નહીં ભૂસા છે એ આઠ આવશે નહીં તો તારે શું આવશે તો આઠ એટલે શું થાય ચાર દુ આઠ થાય કે ન થાય તો તમે કીધું સાહેબ આમાં બે વડે પણ ભાગી શકાય કોને કોને વીસ અને ચારસો બંનેને પણ નીચે જુઓ તમે ચાર વડે પણ વીસ અને ચારસો બંને ભાગી શકાય બે વડે ભાગી શકાય ચાર વડે ભાગી શકાય એમાં જે મોટી સંખ્યા હોય એ લેવી પડે કારણ કે ભુસા એટલે મોટામાં મોટી સંખ્યા તો અહીંયા શું આવશે? આઠ નો અવયવ ભુસા તરીકે કયો આવશે

તો ત્યાં આપણને સંખ્યાઓ આપી છે અને આપણે અવિભાજ્ય અવયવ મેળવતાતા ઘાટના સ્વરૂપમાં ફેરવતાતા અહીંયા શું હશે અહીંયા ડાયરેક્ટ જે રકમ આપેલી હશે એ ઘાતવાળી હશે અને તમારે એનો લસા અને ભુસા મેળવવાનો બરાબર તો આના માટે યાદ શું રાખશો ભુલાઈ ગયું હોય તો ફરીવાર લસા માં શું આવશે? તો કે જે સામાન્ય અંક હશે એને મોટામાં મોટી ઘાત જે સામાન્ય હોય એને મોટામાં મોટી ઘાત હોઈએ

સામાન્ય અંક હોય તેની નાનામાં નાની ઘાત લેવાની બાકી કંઈ લેવાનું નહીં આટલું clear થઈ જાય તો ફટાફટ જવાબ મળી જશે જોવો. હવે મસ્ત સંખ્યા લખી આખી ફરીવાર લખું છું બે ને ત્રણ ઘાત ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ નો વર્ગ ગુણ્યા સાત આ એક સંખ્યા છે આવી મસ્ત પછી શું નાખ્યું છે બે ને ચાર ઘાત ગુણ્યા ત્રણ નો વર્ગ ગુણ્યા પછ ગુણ્યા સાત ની બે ઘાત ગુણ્યા અગિયાર આ બીજી સંખ્યા છે હે સાહેબ આવે વિચિત્ર વિચિત્ર સંખ્યા હા આવે અને ત્રીજી સંખ્યા છે બે ગુણ્યા ત્રણ નો ઘાત ગુણ્યા પાચ ની ચાર ઘાત

લસા જોવામાં કાંઈ અઘરું નથી તો લાસામાં શું યાદ રાખવાનું છે તો કે જે સામાન્ય અંક હોય એને મોટામાં મોટી ઘાત અને બાકીનું બધું તો જુઓ તો અહીંયા મને પહેલા બગડે બે દેખાય છે આ બગડ્યો ત્રણેયમાં છે જોવો તો હા અમાય છે અને અહીંયા પણ છે તો સૌથી પહેલા સામાન્ય અંક બે બે અને બે એને કેવી ઘાત લેવાની સામાન્ય અંકની મોટામાં મોટી ઘાત તો અહીંયા બે ને ત્રણ ગાત અહીંયા બેને ચાર ઘાત અને અહીંયા ખાલી બે તો મોટી ઘાત કઈ છે બે ની ચાર એને લઈ લો આનું કામ પૂરું પછી ગુણાકાર હવે બીજો સામાન્ય અંક ગોઠવો અહીંયા ત્રણ છે બીજું કરે આપણે round અહીંયા ય ત્રણ છે અને અહીંયા પણ તગડો છે તો ત્રણ ત્રણ અને ત્રણ પણ સામાન્ય અંકની મોટામાં મોટી ઘાત લેવાની ત્રણની એક ઘાત ત્રણ ની બે ઘાત ત્રણ ની ત્રણ ઘાત મોટું કોણ ત્રણ ની ત્રણ ઘાત એને લખી દો હવે કોઈ સામાન્ય અંક છે એ check કરવાનું અહીંયા પાંચ નો વર્ગ અહીંયા પાંચ અને અહીંયા પાંચ ને ચાર ઘાટ પાંચ પાંચ ત્રણેયમાં છે સામાન્ય તો પાંચ નો વર્ગ છે અહીંયા અહીંયા ખાલી પાંચ છે અને અહિયાં પાંચ ને ચાર ઘાત છે તો મોટો કોણ થયું પાંચની ચાર ઘાત એને લખી દો પાંચની ચાર ઘાત હવે આ ત્રણેય સંખ્યામાં કોઈ સામાન્ય છે જુઓ તો જુઓ અહીંયા સાત છે અહીંયા પાંચનો વર્ગ છે

તો એમાંથી કયું લેવાનું જે મોટો હોય એ તો સાત અને સાતના વર્ગમાં મોટું કોણ તો કે સાત નો વર્ગ એને લઈ લો હવે જુઓ અહીંયા થી બધી જ સંખ્યાઓ આવી ગઈ અહીંયા થી જે બધી જ સંખ્યાઓ આવી ગઈ અહીંયા બે ત્રણ પાંચ સાત પણ અગિયાર અહીંયા પહેલો છે જે બીજી બે સંખ્યાઓમાં નથી તો એને મૂકી દેવાનો ના એને સાથે લઈ જવાનો છે તો એ અગિયાર ને પણ પાછળ જોડી દો તો મિત્રો બેની ચાર ઘાત ગુણ્યા ત્રણ ત્રણ નો ઘન ગુણ્યા પછ ની ચાર ઘાત ગુણ્યા સાત નો વર્ગ ગુણય અગિયાર તો કે આ ત્રણ વિચિત્ર સંખ્યાઓ લ. સા. અ તમને મળી જશે શું મળી ગયું લ. સા. અ is it clear હવે ભુસા મેળવીએ તોભુસામાં શું યાદ રાખવાનું છે તો કે ત્રણેયમાં હોય એવા સામાન્ય અંક લેવાના છે ત્રણેયમાં હોય એવા સામાન્ય અંક અને એની નાનામાં નાની ઘાત લેવાની વધારાનો જે છે એ વધારાનું વધારાના અગિયાર વધ્યા હતા એ બંનેમાં હાત હતાં તો લીધા ઓલામાં તો હું કરવાનું ભુસા દરેકમાં હોય એ સામાન્ય અંક જેને લેવાનો છે પીળું કોણ છે જો અહીંયા બે બે અને બે ત્રણેયમાં છે તો કે હા સૌથી નાનો લેવાનો છે બે ની ત્રણ ઘાત બે ની ચાર ઘાત અને ખાલી ચાર તો નાનો કયો થયો આ બે એને લખી દો ગુણાકારમાં હવે સામાન્ય કોઈ છે ત્રણ ત્રણ નો વર્ગ ત્રણ નો ધન તો ત્રણ ત્રણ નો વર્ગ ત્રણ નો ધન એમાં નાનો કોણ તો કે તગડે ત્રણ એ લખી દો હવે સાહેબ કોઈ સામાન્ય છે જોઈએ બધામાં હોવો જોઈએ ત્રણેય સંખ્યામાં પાંચ પાંચ પાંચ છે નાનો કયો પાંચડો છે અહીંયા પાંચનો વર્ગ છે અહીંયા ખાલી પાંચ છે અહીંયા પાંચ ને ચાર ઘાત છે તો નાનો કોણ ખાલી પાચ એ લખી દો

તો બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાચ એ તમારો શું થઈ ગયો? ભૂસાઅ થઈ ગયો that sit બરાબર હવે જવાબ આવા જ આવે આના અહીંયા વ્યવસ્થિત ગુણાકાર તમારે કરવો હોય તો કરી શકો બે તેરી છ છ પંચા તીસ અહીંયા કંઈ ગુણાકાર કરવાની જરૂર નથી option ની અંદર જવાબ જે આપેલા હશે એ આ જ form માં આપેલા હશે next example જોઈએ અહીંયા પણ શું મેળવવાનું છે વિચિત્ર સંખ્યા આપેલી છે ત્રણ એનો લસા અને ભૂસા બંને મેળવવાનો છે મેળવી લઈએ તો બે ની ત્રણ ઘાત ગુણ્યા પાંચની ત્રણ ઘાત ગુણ્યા સાત ની નવ ઘાત ગુણ્યા અગિયાર નો વર્ગ આ એક સંખ્યા બીજી સંખ્યા બે ની ચાર ઘાત ગુણ્યા ત્રણ વર્ગ ગુણ્યા સાત ની પાંચ ઘાત ગુણ્યા અગિયાર નો ઘન અને ત્રીજી સંખ્યા છે બેનો ઘન ત્રણ ની સાત ઘાત

કલર ફેરવી નાખીય અને લખીએ જોવો મજા અવસે તો બધામાં oo કોણ દેખાઈ છે બે બે બે બાજુમાં છે મોટો કયો બગડો છે તો કાય બે ની ચાર ઘાત મોટી છે તો લખો બે ની ચાર ઘાત

તો કાલે આપડે કયું movie જોવા જઉં છે.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

શું વાત છે roking star યસ હા ભઈ

હા ભાઈ હા ભાઈ બઉ મસ્ત હતું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

તો તો પછી આપડે પાક્કું જોવા જઉ જ પડશે. શું કઉ છુ ticket કેટલા ની હશે કમસેકમ તો બસો ની તો હસે જ. બસો રૂપિયા કસો વાંધો નઈ એમ તો જોવા જઈએ આપડે. મજા આવશે. અન જો હ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 અરે અતો કરી લઈસુ આપડે. પાનસો નો સુ હાજર નો પણ જુગાડ કરી લઈસુ.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

એમાં ભઈ જુનું એમાં જે શું કેવાય અવ એની hero ની અમ મસ્ટ સ ન action બેકસન. એકદમ

હા નવામાં તો કેવી હશે વિચારો.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

એજ મસ્ત બંને એમ couple જબ્બર છ. એવું છે તો તો પછી આપડે પાક્કું જોવા જઉં જ પડશે.

અરે આપડે ચાર પાંચ ભઈબંધ જોડે જઈએ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 હા ભાઈ આપડે kgf માં કયા કયા hiro છે તમને ખબર છે? kgf માં તો south ના છ બે. . સંજય દત્ત પણ છે ને કદાચ.